લીબરઓફીસ કેલ્કમાં લીંકીંગ ઈન કેલ્ક કેલ્કમાં જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી
કેલ્કમાં હાયપરલીંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી
અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ
લીબરઓફીસ કેલ્ક તમને જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે
ચાલો personal finance trackerઓડ્સ ખોલીએ
આપણી ફાઈલની શીટ 1 શીટ 1 પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે
મેં સ્પેન્ટ અને રિસીવ્ડ કોલમોમાં અમુક રકમો ઉમેરી છે
હવે ચાલો અનુક્રમે કોસ્ટ અને સ્પેન્ટ અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ
સી9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલા દાખલ કરો ઇસ ઇક્વલ ટીઓ સુમ અને કૌંસમાં સી3 કોલોન સી7
ત્યારબાદ Enter કી દબાવો
ડી9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલા વાપરી કુલ સરવાળો શોધો
હવે સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર કોસ્ટ અને સ્પેન્ટ ન્દ્ર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું
ચાલો શીટ 2 ટેબ પર ક્લિક કરીએ
આ નવી શીટ ખોલે છે
હવે એ1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં કોમ્પોનન્ટ શીર્ષક ટાઈપ કરો
હવે બી1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં બેલેન્સ શીર્ષક ટાઈપ કરો
હવે ચાલો શીર્ષક અંદર ઘટકોનાં નામોને દાખલ કરીએ
હવે એ3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને કોસ્ટ્સ ટાઈપ કરો
Enter દબાવો
કોસ્ટ્સ ની નીચે ચાલો એ4 તરીકે સંદર્ભિત સેલમાં સ્પેન્ટ તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ
હવે ખાલી સેલ બી3 પર ક્લિક કરો
કોસ્ટ અને સ્પેન્ટ શીર્ષક અંદર બી3 અને બી4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે જેની આપણે શીટ 1 માં ગણતરી કરી છે
આ રેફરેન્સિંગ સંદર્ભ લેવું દ્વારા થશે
સેલ બી3 માં સેલ સંદર્ભ બનાવવા માટે ઇનપુટ લાઇન પછીનાં ઇક્વલ ટીઓ ચિન્હ પર ક્લિક કરો
હવે શીટ ટેબ પર શીટ 1 પર ક્લિક કરો
આ શીટમાં આપણે સી9 સેલ પર ક્લિક કરીશું જે કોસ્ટ્સ કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે
નોંધ લો કે ઇનપુટ લાઇન માં સ્ટેટમેંટ શીટ 1 ડોટ સી9 પ્રદર્શિત થાય છે
હવે ઇનપુટ લાઇન પછીના ચેક માર્ક પર ક્લિક કરો
નોંધ લો કે શીટ 1 ટેબમાં કોસ્ટ્સ અંદર ડેટાનો કુલ સરવાળો આપ મેળે શીટ 2 ટેબમાં બી3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે
એજ રીતે આપણે બીજાં અન્ય ઘટકોનાં કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ
રેફરેન્સિંગ ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય
હવે ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી
તમે હાયપરલીંકોનો ઉપયોગ સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને જુદી જુદી ફાઈલો પર એ ઉપરાંત વેબ સાઈટો પર પણ જવા માટે કરી શકો છો
personal finance trackerઓડ્સ માં પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર શીટ 1 માં છે અને બાકીના ઘટકો શીટ 2 માં છે
ચાલો માનીએ કે આપણે શીટ 1 થી શીટ 2 માં જવા ઈચ્છીએ છીએ
પહેલા શીટ 1 ટેબ પર ક્લિક કરો
અહીં બી14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને શીટ 2 ને દાખલ કરો
તમે જુઓ છો કે શીટ 2 નામ ઇનપુટ લાઇન પર દ્રશ્યમાન થાય છે
હવે ઈનપુટ લાઈનમાં શીટ 2 ટેક્સ્ટ પસંદ કરો
ટેક્સ્ટ પસંદ કર્યા પછી ટૂલબારમાં હાયપરલિંક આઈકોન પર ક્લિક કરો
હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
ડાબી બાજુએ ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરીએ
ડાયલોગ બોક્સમાં ટાર્ગેટ ઇન ડોક્યુમેન્ટ આઈકોન પર ક્લિક કરો
એક નવું ટાર્ગેટ ઇન ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
હવે શીટ વિકલ્પની આગળ આવેલ પ્લસ સાઇન પર ક્લિક કરો
દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં શીટ 2 વિકલ્પ પર ક્લિક કરો
હવે એપ્લાય બટન પર ક્લિક કરો અને ત્યારબાદ ક્લોઝ બટન પર ક્લિક કરો
હવે હાયપરલીંક ડાયલોગ બોક્સમાંથી એપ્લાય પર ક્લિક કરો અને ત્યારબાદ ક્લોઝ પર ક્લિક કરો
શીટ 1 ટેબ સેલમાં શીટ 2 ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે
હવે જયારે આપણે શીટ 2 ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે કોસ્ટ્સ માટે બેલેન્સ દાખલ કર્યું હતું
એક હાયપરલીંક બનાવી છે
હાયપરલીંક રદ્દ કરવાં માટે પહેલા હાયપરલીંક થયેલ શીટ 2 ટેક્સ્ટ પસંદ કરો
હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી ડિફોલ્ટ ફોર્મેટિંગ વિકલ્પ પર ક્લિક કરો
ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી
આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે
ફેરફારોને અન ડૂ કરીએ
લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી
કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર